હમ અમ અવે આમાં ચલો આ આ પ્રશ્ન solve થઇ ગયો આપડો અવે ધારો કે order આવ્યો છે બરાબર તો એમાં આપણને કેવી રીતે ખબર પડે order આવે તો આપડે જાતે customer શોધવાના હોય હમ હમ હમ હમ હમ અમ but એવું બની શકે એવું બની શકે કે આપણે એના જોડે થી cash માં પૈસા લેવાના હોય હમ હા એટલે એ cash એ cash payment થશે બરાબર ને હમ અમ અવે આપડે જે બરાબર છે અવે આ process તો પુરી થઇ ગઈ હવે આપણે zero થી delivery ની process ચાલુ કરીએ ધારો કે siren વાગી ગયું છે બરાબર મને ખબર પડી ગઈ છે કે પોપટસ માંથી order આવ્યો છે

આપ આપડા ખાતા માં એ લોકો રાખે હમ આપડા હા હા એટલે આપણે પૈ આપણે પૈસા આપવાના હમ હા હા હા હમ

એટલે પહેલી જે એટલે ધારો કે આપણે હજુ ચાલુ જ થયા છે જોબ ઉપર તો પહેલા પંદર સો રૂપિયા માંથી કમાણી કરીશું તો એ આપડે zomato માં આપવી પડશે એવું ને બરાબર છે હમ

પણ હવે ચલો આપણે ચાલુ કરીએ અ delivery ની વસ્તુ અવે delivery માં એવું છે કે ધારોકે તમે siren વાગી ગયું છે પોપટસ માંથી order આઈ ગયો તો તમે એ location પર જતા રહેશે બરાબર ને પછી counter ઉપર જઈને કેસો કે આ order છે એવું જ ને હમ હમ હમ

બરાબર છે અવે આમાં order number કે એવું હોય જે આપે છે

હા એટલે આપણને ખ્યાલ હોય હમ હા એટલે આપણે ગતા રહ્યા ધારો કે આપણે બરાબર પછી એ જોઈ લે છે કે ભાઈ order આ છે અને એ બનાવવા નું ચાલુ કરી દીધું છે ready delivery પીક

કે અઠવાડિયે અઠવાડિયે હમ તો આપણું જે છે તે મિનિટો count થતી હોય એ તમને application માં જોવા મળી રહે

હા એટલે આજ નું જે આપણે કામ કર્યું છે જે મિનિટો આપણે waiting માં રહ્યા છે એ બધું હમ બરાબર છે બરાબર કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં અવે ધારોકે order ready થઇ ગયો છે આપડે pick કરી દીધો છે ready અવે આપડે location પર જ પહોંચવાનું રહેશે ને direct હમ હમ હમ હા બરાબર છે આપડે મેપ અ તો google map હોય છે કે zomato નો અલગ થી map

એટલે આપડે zomato માં જ જોવાનું ને પણ ધારો કે zomato નું કરતા હોય તો એ જે address હોય તઇ નું એમ હમ હમ

એક કિલોમીટરે બે ત્રણ રૂપિયા ધારો કે દસ કિલોમીટર ગયા તો ચાર ના ચાલીસ રૂપિયા જ મળે આપણને આમાં કોઈ time limit જેવું હોય ધારો કે આ મેં પોપટસ થી લીધું અને customer સુધી અ દસ એક મિનિટ માં જ પહોંચી જવું જોઇએ

હમ હા

તો પેલું જે address હતું એ પછી આ પેલું જે જુ કીધું તમે તો એ કઈ રીતના પછી છેલ્લે તમે તો એ address પર પહોંચે પૂછી પૂછી ને તો custom ને cust અ ને customer શું હતું એનું order તમને ખ્યાલ છે શું હતું બરાબર છે તો pizza

હમ હા જોયું ને એમ હમ આહા શું લઈને ગયેલા અરે એવું નહીં order માં શું હતું pizza હતો અરે એક બે કેટલા હતા હા તો હમ બરાબર છે એ તો વાત છે પછી તમે જે કીધું પોલીસ વાળો તમારો જે seen થયો તો એમાં શું કર્યું પછી બરાબર હા એટલે કોઈ થી કઈ વાંધો નહીં થયા કરો આતો એતો બધા અવે આ આ થઈ ગયું ચાલો આપણે ત્યાંથી નીકળી ગયા અવે customer નો review બી તમે જેમ કીધું સ્ટાર બી આપે આપણને તો અહીં થી નીકળીએ ને અને પછી આપણને તરત બીજો ઓર્ડર મલી જતો હોય છે હા એ તો છે ખાવાનો time હોય ને હમ

એમ તો

એક બાજુ જોવા જઈએ તો આ થોડું risk રહે કેમ કે એ આપડે પચાસ રૂપિયા નું પેટ્રોલ બારી ને જઈએ તો

હમ બરાબર બરાબર અવે આમાં તમે જેમકે નોકરી કરી બરાબર તો તમને એવા કોઈ એવા problem આવતા હોય જે તમને શું એવું તકલીફ શું પડી એવું

બરાબર હમ નાના આપણે થોડા

હમ હમ પણ તમે map માં નહોતું જોયું પણ હા સાહેબ એવું નહીં સાહેબ હવે ધારો કે તમને એવું હોય મેપ માં જોયું કે તમે પાનસો મીટર જ રહ્યું છે તો તમે આગળ કેમ ના જતા રહ્યા આ આ ભૂલ તમારી છે હમ તો હા હા હા

હમ અમ બરાબર છે મોટા મોટા હા હા હવે આમાં એક વસ્તુ કહેવાની રહી ગયી કે બરાબર છે તમે ભૂલા પડી ગયા બરાબર અવે આમાં એવું અંદર box માં એવું કઈ વસ્તુ હોય જેથી ખાવાનું ગરમ જ રહે હા હા હા બરાબર છે ગમે એટલો કલાક બે હા એટલે તો વાંધો ના આવે જેથી કરીને શું આપડે કઈ ભૂલા પડી જઈએ તો વાંધો ના આવે એમ ગરમ પેલું ખાવાનું હોય તો customer ને ગમે customer ને ગમશે તો આપણને review આપશે review આપશે તો આપણું performance સારું દેખાશે

હા એતો થયા પછી તો બધું ખબર પડી જ જવાનું છે

હા એ તો છે બધે જવું પડે એમ area માં કોઈ સવાલ નથી પણ આ તો પૈસા નો સવાલ છે બીજું હું કેવા એ માંગતો હતો કે ધારો કે હું સારી એવી delivery કરું છું બરાબર ધારો ત્રીસ delivery આવે છે ધારો કે હું વીસ ઉપર કરી દઉં છું તો મને કોઈ એક્સટ્રા discount કે discount તો નહીં પણ company ઓ માં નહીં હોતું incentive મળે તો આપણને એવું કઈ incentive જેવી કોઈ વસ્તુ હોય હમ હમ હા હા હા કેવી

એટલે એ દિવસ નું rate card અલગ જ બનતું હોય અ જોકે મારા ખ્યાલ થી મને બધી ખબર પડી ગયી છે તેમ છતાં તેમ છતાં અગર કોઈ બી problem આવે તો હું તમારો contact કરીશ બરાબર ને અને તમે જો કદાચ free ના હોય તો મને whatsapp દ્વારા બી કોઈ બી message છે text message છે તો મને જણાવી દેજો હને

બરાબર છે એ તો વસ્તુ અલગ છે કંપની ને વસ્તુ છે એ એમાં કઈ આપણે કરી ના શકીએ swiggy હોય કે zomato હોય બરાબર એટલે કંઈ વાંધો નહીં કંઈ problem આવશે તો હું તમને phone કરીશ તમારો નંબર તો મારી પાહે છે જ બરાબર કોઈ છે તમારો કોઈ zomato માં કોઈ refrence

હમ

હમ બરાબર છે હમ હમ તો ઇન્સ્યોરન્સ બરાબર ચલો thank you આજે આપણે વાત કરી જવાહરલાલ નહેરુ વિશે જવાહરલાલ નહેરુ નો જન્મ ચૌદ નંબર ચૌદ નવેમ્બર અઠાર સો નેવાસી માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો આપણે બધા જાણીએ છીએ કે જવાહરલાલ નહેરુના આ જન્મદિવસની આપણે બાર દિવસ તરીકે ઉજવીએ છીએ તેઓ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા ને બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તે બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે જ બાળકો તેમને ચાચા નહેરુ ના નામથી હતા. અને આ કારણથી જ ભારત સરકારે તેના જન્મદિવસની બાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ભારતને સ્વતંત્ર અપાવવામાં તેમનો ખૂબ જ મોટો ફાળો રહ્યો. તેમને ભારત ના રચેતા પણ કહેવામાં આવે છે. તેના શાસનકાળ દરમિયાન શાસનકાળ દરમિયાન ચીને ભારત પર કપટપૂર્વક હુમલો કર્યો હતો. જેના કારણે ભારતને મોટું નુકસાન થયું હતું. તેવું ભારતના પહેલા વાળા પ્રધાન કેવી રીતે બન્યો. ચલો જૌહરલાલ નહેરુ ના જેવાના વિષયી એક ઝલક જાણીયે. આ જવાના નેહરૂનો જન્મ તો ચૌદ નવેમ્બરના થયો હતો. પરંતુ એ ઉત્તર ઉત્તર રસના રાજ્યના અલ્હાબાદ શહેરમાં હતા તેમના પિતાનું નામ મોતીલાલ નહેરુ અને માતાનું નામ આ સ્વરૂપરાની નહેરુ હતું. ઓર જવાલાલ નહેરુની માતા સ્વરૂપરાની અને મોતીલાલ નહેરુની બીજી પત્ની હતા. તેને પ્રથમ પત્ની નું પ્રથમ પેડા ના દુખાવા ના કારણે મૃત્યુ થયું હતું. મોતીલાલ નેહરુ આમ તો કશ્મીરી પંડિત હતા તે પ્રખ્યાત ધનિક અનેક પણ હતા. કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હત અવારનવાર શિક્ષણની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ જી મોતીલાલ નેહરુ ના એકમાત્ર પુત્ર હતા આ ઉપરાંત તેમણે ત્રણ બહેનો હતી તેમજ દેશ વિદેશ થી નાવા કે શાળાઓ અને college માં શિક્ષણ મેળવ્યું હતું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તેમણે london મોકલવામાં આવ્યો હતો. તમે કાયદાનું શિક્ષણ cambridge university માંથી મેળવ્યું હતું. તેવું સાત વર્ષ london રહ્યા અને fabian સમાજવાદ અને આઈડી રાષ્ટ્રવાદની સમજ વિકસિત કરી હતી. અને પછી જવાહરલાલ નેહરુ વર્ષ ઉંગ્નીસ સો બાર માં ભારત પાછા ફર્યા. ભારત આવ્યા પછી તેમણે અહીં અલ્હાબાદમાં high court માં વકીલાતે શરૂઆત કરી હતી. વર્ષ ઉંગ્નીસ સો સોળ માં તેમના લગ્ન કમલા નહેરુ કમલા નહેરુની સાથે થયા હતા. જે એમના પત્ની બન્યા ને એક પુત્રી હતી. જેનું નામ ઇન્દિરા ગાંધી હતી. આપણે સૌ ઇન્દિરા ગાંધીને સારી રીતે ઓળખીએ છીએ. ઇન્દિરા ગાંધી તેના પિતાને તેમના માર્ગદર્શક માનતા હતા. તેમણે દેશની પિતા પચતી રાજનીતિ ની શિક્ષા મિલ્વી હતી તમને દેશ ની આઝાદીની લડત બાળપણથી જ ખૂબ જ નજીકથી જોઈ હતી. આઝાદ દેશના પ્રથમ વડાપ્રધાન પણ બન્યા. એમનો પણ ખૂબ જ અનન્ય ફાળો રહ્યો છે. આ વર્ષ ઉંગ્નીસ સો સત્રહ માં નહેરુએ form rule league માં જોડાયા જવાહારલાલ નહેરુ ઉંગ્નીસ સો ઉંગ્નીસ માં સૌપ્રથમવાર મહાત્મા ગાંધીને મળ્યા હતા. તે સમયે ગાંધીજીનો એક rolat act અભિયાન ચલાવી રહ્યા હતા. ગાંધીજીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા નહેરુને મહાત્મા ગાંધી પાસેથી જ રાજકીય જ્ઞાન પ્રાપ્ત કર્યું. ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલી કવિની કાનૂનભંગ ને જળવર્તી નેહરુના પરિવર્તનો ખૂબ જ પ્રભાવિત થયા તેનાથી પ્રભાવિત થઈને એમના પિતાજી આ મોતીલાલ નેહરુ એ પોતાની સંપત્તિનો ત્યાગ કરી દીધો. અને ખાદી નો પહેરવો ધારણ કરી હતો વર્ષ ઉંગ્નીસ સો બીસ થી ઉંગ્નીસ સો બાઇસ સુધી ગાંધીજી અસહકાર સામે આંદોલન ચલાવ્યું. તેમ નહેરો જે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી આ આંદોલન ના કારણે નહેરુએ ઘણીવાર જેલમાં પણ જવું પડ્યું હતું. સન ઉંગ્નીસ સો ચોબીસ માં તે બે વર્ષ માટે અલ્હાબાદ corporation ના પ્રમુખ બન્યા વર્ષ ઉંગ્નીસ સો છબ્બીસ માં તેમણે આફત પરથી રાજીનામું આપ્યું. અને ઉંગ્નીસ સો છબ્બીસ થી ઉંગ્નીસ સો અઠાઇસ સુધી તેઓ all india કોંગ્રેસના મહામંત્રી રહ્યા. ગાંધીજી જવાહરલાલ નહેરુની રાજકીય ક્ષમતાઓને સમજી ગયા હતા તેથી તેમના પોતાના રાજકીય અનુભવ તને રામ પછી નહેરુ જી ને જીવનભર મળતો રહ્યો. વર્ષ ઉંગ્નીસ સો અઠાઇસ અને ઉગણતીસ માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન થયું. મોતિલાલ નહેરૂની અધ્યક્ષતામાં આ સત્રમાં કોંગ્રેસની અંદર બે પક્ષોની રચના કરવામાં આવી પ્રથમ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ અને બીજા જૂથમાં મોતીલાલ નેહરુ અને અન્ય નેતાઓ જોડાયા પ્રથમ યુતે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરી. અને બીજા સુધે બ્રિટિશસરકાર સુધી આધિ સત્ય રાજ્યની માંગણી કરી. ત્યારે બંને જૂથો વચ્ચે વિરોધભાસ થયો ત્યારે ગાંધીજીએ વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો અને કહ્યું. કે બ્રિટિશ સરકારે ભારતને રાજ્યનો દરજ્જો આપવો જોઈએ. નહીં તો કોંગ્રેસ રાષ્ટ્રીય યુદ્ધ લડશે. અંગ્રેજી સરકારે આ અંગે કોઈ પ્રતિકીયાના આપી અને વર્ષ ઉંગ્નીસ સો ઓગણતીસ કલાકે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બધાએ સંપૂર્ણ સ્વરાજ્યની માંગ સાથે ઠરાવો પસાર કર્યો. જે છબ્બીસ જાન્યુઆરી ઉંગ્નીસ સો તીસ ના રોજ જવાહરલાલ નહેરુ એ લાહોર ને સ્વતંત્ર ભારતની રાષ્ટ્રધ્વજ લેહેરાવો વર્ષ ઉંગ્નીસ સો ત્રીસ માં ગાંધીજી એક કામિની કાનૂન ભંગ ની જેલ આપ્યો જેના કારણે બ્રિટિશ સરકાર ને ભારત સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ફરજ પડી હતી ઉંગ્નીસ સો પાંત્રીસ માં ભારત સરકાર અધિનિયમ ગ્નીસ સો પાંત્રીસ કર્યો. આ નિયમ હેઠળ કોંગ્રેસની ચૂંટણી લડવાનું નિર્ણય કર્યો. પણ બહારની પાર્ટી સમર્થન આપી રહ્યા હતા. પાર્ટી એ ભારતના દરેક રાજ્યની પોતાની સરકાર બનાવી અને કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી જવાહરલ નેહરુ ઉંગ્નીસ સો છત્રીસ અને સ્ડેત્રીસ માં

વર્ષ ઉંગ્નીસ સો પેંતરાલીસ માં તેમને જેલમાંથી છોડવામાં આવ્યા ઉંગ્નીસ સો સૈતાલીસ માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે અંગ્રેજ સરકાર સાથે વાર્તાઘાતો કરવા માટે એમને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતની આચાર્ય સમયે કોંગ્રેસમાં વડાપ્રધાન પદ માટે યોજવામાં આવી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આચાર્ય કૃપાલાની સૌથી વધુ મહત્વ મળ્યા પરંતુ ગાંધીજીના કહેવા પર જવાલાલ નેહરુ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ચૂંટાયા નહેરુ તથા ત્રણ વખત ભારતના વડાપ્રધાન રહેતા હતા. તેમના ચાલુ કાર્યકાળમાં heart attack ની ચિહ્નનું થી તેમનું અવસાન થયું હતું. જવાહરલાલ નહેરુ ને જર્નલ દ્વારા લખાય લા પુસ્તક અને આત્મકથા પછી મળે રહે છે. એમના માટે જવાહરલાલ નહેરુ ના દાદા નું નામ ગંગાધર નહેરુ હતું તેના દાદા મુઘલ કાળ દરમ્યાન દિલ્લી ના કોટવાલ હતા. સન આઠરા સો સત્તાવન માં ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામમાં તેમના દાદા ના પરિવારને ઘણું નુકસાન થયું હતું. તેમનું મકાન અને સંપત્તિનો સંપૂર્ણ નાશ થયો હતો. તમે દિલ્હીથી આગળ આવ્યા. અને ત્યાં રહેવા લાગ્યા મોતિલાલ નહેરુ ના જન્મ ના ત્રણ મહિના પહેલા તેમના દાદા નું પાંત્રીસ વર્ષની હોય એ અવતાર થયું હતું. એવા મૃત્યુ પહેલા એમને લગ્ન કાશ્મીરી પંડિત થાતે કરી દિયા હતા. ગંગાધર નહેરુ ના ત્રણ પુત્ર હતા બંસીધર નહેરુ નંદલાલ નહેરુ અને મોતીલાલ નહેરુ એમાં નંદલાલ નહેરુ પ્રખ્યાત વકીલ હતા. તેમને અલ્હાબાદ બંનેમાં વકીલાત કરી હતી. તે પોતાના પરિવાર સાથે અલાહાબાદ સ્થાયી થયા હતા. તેમના તેમની પ્રેરણાથી મોતીલાલ નહેરુ પણ પ્રખ્યાત વકીલ બન્યા હતા. જવાલાલ નેહરુના સિસ્ટમમાં જોવા જઈએ. તો નાગરિકતા દેશની સેવા માટે એવું સૂચન એણે આપ્યું હતું સંસ્કૃતિ એ મન અને આટલું વિસ્તરણ છે. અકેલે જાણીયે તો જવાહરલાલ નહેરુ ને મૃત્યુ કઈ રીતે થયું. અને પાકિસ્તાન સાથેના સંબંધોમાં સુધારો લાવવા નહેરુએ હમેશા પ્રયત્નશીલ રહ્યા હતા. એવું વિચારતા કે આપણા પાડોશીને પોતાના ગણીને પ્રેમ કરવો જોઈએ. પરંતુ ઉંગ્નીસ સો બાસઠ માં જેને ભારત પર હુમલો કર્યો. અને કાશ્મીરી મુદ્દાઓના કારણે પાકિસ્તાન સાથે સારા સંબંધ ક્યારે બની શક્યા નહીં. આમ પાડોશી દેશને આવી દગા બાકી છે. તેમાંથી જીવન પર બહાર આવી શક્યા ન હતા. તથ્ય મેં ઉંગ્નીસ સો ચોસત ના જો હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. તેના મૃત્યુથી ભારત દેશ માટે મોટી ખોટ પડી ગઈ. તેને આજે પણ દેશના મહાન નેતા અને સ્વાતંત્ર્ય સેના તરીકે યાદ કરવામાં આવે છે. તેમને સ્મૃતિમાં તને યોજનાઓ અને રસ્તા બનાવવામાં આવ્યા હતા. એમના મનમાં જવાહરલાલ નહેરુ school જવાહરલાલ નહેરુ technology university જવાહરલાલ નેહરૂ cancer hospital વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. ચલો જાણીએ જવાલાલ નેહરુ જીવન વિશે આગળની વધુ માહિતી કેમકે જવાલાલ નેહરુ આપણા ભારતના પહેલા વડાપ્રધાન હતા. પોતાના પ્રસ્તાવો લઈને આવી પહોંચવાથી નહેરુ અને તેમના સાત સો ને છોડવામાં આવ્યા હતા. એક વાર ચૂંટાયા પછી નહેરુએ સરકારનું સુકન સંભાળ્યું પણ ત્યારે ફાટી નીકળેલા હિંસાનો અને રાજકીય વ્યવસ્થા તથા મોહમ્મદ અલી જીનાની આગેવાનીમાં અલગ મુસ્લિમ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી માટે વિરોધ દેખાવો. પરિણામે આ સરકાર પણ ભાંગી પડી. વિશ્વ સરકાર રચવા ના નિષ્ફળ રહ્યા બાદ નેહરુએ અનિચ્છાને ત્રણ જૂન ઉંગ્નીસ સો અડતાલીસ ના બહાર પાડેલા આયોજન અનુસાર ભારતના ભાગલા અને સમર્થન આપ્યું તેમણે પંદ્રહ ભારતના વડાપ્રધાન કચેરીઓનો હવાલો સંભાળ્યો અને ટ્રસ્ટ પોત પોતાનું વક્તવ્ય પણ આપ્યું. જોકે આ સમય રહ્યો હતો પંજાબનો વિસ્તાર દિલ્હી બંગાળ અને અન્ય ભારતના અન્ય હિંદુમાંથી પવિત્રાઓમાં પણ હિંસાઓ છવાઈ ગઈ હતી. અને ગુસ્સે ભરાયેલા અને જેમની ભ્રમણા ભાંગી ચૂકી છે. તેવા શરણાર્થીઓને કરવા માટે નહેરુ પાકિસ્તાનની નેતાઓ સાથે એક સંયુક્ત દોરો કર્યો હતો. અને તેઓ ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત થાય તે માટે તેમને મોલાના આઝાદ અને અન્ય મુસ્લિમ નેતાઓ સાથે કામ કર્યું હતું. ને એટલી હદે વ્યસ્ત થયા હતા. અને દુઃખી થયા હતા. અને ઉંગ્નીસ સો સેતાલીસ માં ભારત પાકિસ્તાન યુદ્ધ માટે united nation ના હસ્તક્ષેપની માંગણી કરી ને હૈદરાબાદ રાજ્યના ખાલસા ને ટેકો આપવામાં પણ અટકાયા હતા તો પછીના વર્ષોમાં તેમને પોતાની અંગત કાળજી માટે અને એમના અંગત કામકાજ સાંભળવા માટે ઘણું ઘણું પર આધારિત રહેવા લાગ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ ઉંગ્નીસ સો બાવન ની ચૂંટણીમાં કોંગ્રેસ જબરદસ્ત બહુમતીથી વિજેતા થઈ હતી ત્યારબાદ ઇન્દિરા પણ તેમને મદદ કરવા માટે નેહરુજીના ઔપચારિક રહેઠાણના સ્થળાંતરિત થઈ ગયા હતા. ઇન્દ્રજીએ કોઈ અવતારે પદવી ના તેમને પ્રધાન થયા અને ભારત પર અને વિશ્વ પરના પ્રવાસોમાં તેમની કાયમી બન્યા હતા. રાષ્ટ્ર કરે આયોજન અને નિયંત્રણ હોય તે બે પ્રકારે સુધારેલું ભારતીય અર્થતંત્ર દાખલ કરીને શરૂ કરી દીધો. ભારતીય આયોજનની રચના કરીને ઉંગ્નીસ સો એકાવન માં નહેરુજી પ્રથમ પાંચ વર્ષોને યોજનાઓ ને રૂપ રેખા આપી ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર માં સરકાર નું દર્શાવ્યું હતું. અને આવકવેરા સહિતના એવા મિશ્ર અર્થતંત્રની કલ્પના કરી કે જેમાં અને અન્ય મોટા ઉદ્યોગ જોવા વ્યવસ્થાપન ઉદ્યોગ માં સાકાર ના હાટ રહે બીને સરકાર નો બીજે સરકારે અને સાચે સાચે અનાદિ ઉદ્યોગ સ્થા કી લે અને નિયઁત્રણ માં પણ રહે. નહેરુ એ જમીનના ફેરફાર વિતરણનો મુદ્દો પકડી રાખ્યો બંધ બાંધવા માટેના કાર્યક્રમો તેમજ કૃષિ ઉત્પાદન વધારવા માટેના ખાતરનો ઉપયોગ વધારવા બધા જ કાર્યક્રમો શરૂ કર્યા હતા. જુદી જુદી જાતના ગૃહ ઉદ્યોગો વિકસે અને એમની ગ્રામની ભારતના કાર્યક્ષમતા વધે. વિકાસનું કાર્યક્રમ પણ નાખ્યો હતો. નદી પર મોટા બાંધવોના બાંધકામ કરવા.

પ્રગતિ થઈ અને ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ આ બધું થવા છતાં ભારત હજી પણ ગંભીર અનાજની સામનો કરી રહ્યું હતું. નહેરુ ને ઔદ્યોગિક નીતિયોં અને અનેશરણ ઔદ્યોગિક પોલીસ resolution માં સામેલ છે. વિવિધ અને ભારે ઉદ્યોગોના વિકાસના પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપવા માટે મોટો ફાળો રહ્યો હતો. નિયમો અનુસાર ઉત્પાદકતા ગુણવત્તા અને નફાક્ષકતા નબળી પરથી ચાલી એટલે ભારતીય અર્થતંત્રના વિકાસનો વૃદ્ધિદર સ્થિર જડવાઇ રહ્યો. અને બહુ આગળ વધ્યો નહીં. છતાં ભારતની વસ્તીને ભરડો

રોડ અને માળખાકીય સુવિધાઓ પહોંચાડવાની બાબતે સફળ રહી એવું કહી શકાય. ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે એવું જવાહરલાલ જે માનતા હતા

હા તમે અ actually મારે હમણાં ચાર પાચ દિવસ પછી travel છે અને એક મહિનો મારા દાદી ઘર માં એકલા છે. તમારે એક મહિના માટે care taker જોઈએ છે અને અ‌‌‌ મતલબ કે એને થોડુ medicine નું ભી knowledge હોય and મતલબ વાચતા ભી આવડવું જોઈએ એ રીતના મતલબ જે થોડું medicine અને hormones એમને થોડું you know medical service બી આવે છે એ type ની care taker જોઈએ છે.

અમ હા મતલબ અ suppose generally એટલો બધો નહિ પણ કયારેક હા અગર બોવ તબિયત suddenly ખરાબ થઈ જાય તો ખાલી એનું ધ્યાન રાખવું પડે અગર એ washroom કે એમ જતા હોય તો બાકી આમતો કોઈ support જરૂર નથી હાલે ચાલે તો sir પણ કદાચ એવું થાય તો કે એમને weakness છે તો પછી કદાચ એ હાલતા ચાલતા હોય તો ધ્યાન રાખવું હા blood pressure નો problem છે but sugar low થઇ જાય છે sugar ઘટી જાય છે અને બાકી અ આમ આમ helth માય કોઈ problem નથી. અ એવું નથી ખાલી blood pressure નો problem છે અને weakness આવતી જતી રેહતી હોય તો થોડૂ ત્યારે હાલે ચાલે ત્યારે ક્દાચ એ બોવ વધારે weakness હોય તો એમને ધ્યાન રાખવું પડે કે હા અચ્છા અચ્છા બાકી આમ કોઈ issue નથી કોઈ બીમારી

તો જે અમારે જે મતબલ normal હોય કે જે કામ હોય એ કરી આપે પણ જે nursing staff માંથી હું રાખીશ તો એ જમવાનું બનાવી આપશે મતબલ

તો એ treefat medicine તો આપી દેને ત્યાં

અને એવું અત્યારે ચાર દિવસ પછી જો મારે બે દિવસ બે દિવસ પછી appoint થઇ જાય તો મારી પાસે બે દિવસ રહી લે તો problem ના હોય તો મારે phone પર એટલું તો એક વખત એ જોઈ લે તો બધું અને કેવી રીતે

હા એમનું અમારા ઉપર હશે રેવાનું